નમસ્તે મિત્રો જીચેમ્પેઇન્ટ
માં અણુની રચના પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું સંયોજનો ના સ્ટ્રક્ચરને ઉમેરો અને ફેરફાર કરતા વર્તમાન એલિમેન્ટ બદલાતા એલ્કાઇલ ગ્રુપ્સ ઉમેરતા કાર્બન ચેઇન ને ઉમેરો અને ફેરફાર કરતા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
જો નથી સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટની મુલાકાત લો
અહી સ્ટ્રક્ચરોની સ્લાઈડ છે પ્રોપને બુટને અને હેપ્ટને
સ્લાઈડ માં બતાવ્યા પ્રમાણે પ્રોપને અને બુટને સ્ટ્રક્ચર સાથે મેં નવું જીચેમ્પેઇન્ટ એપ્લીકેશન ખોલ્યું છે
ચાલો ટર્મિનલ કાર્બન પરમાણું ને બુટને સ્ટ્રક્ચરમાં ક્લોરીન પરમાણું સાથે બદલીશું
આ માટે હું પીરિયોડિક ટેબલ કોમ્બો બટન નો ઉપયોગ કરીશ
કરન્ટ એલિમેન્ટ ડ્રોપ ડાઉન એરો બટન પર ક્લિક કરો
આ બટન ને પીરિયોડિક ટેબલ કોમ્બો બટન કહેવાય છે
મોડર્ન પીરિયોડિક ટેબલ આંતરિકની નોંધ લો
ટેબલ પરથી સીએલ પર ક્લિક કરો
ટૂલ બોક્ક્ષમાં સીએલ ની નોંધ લો
એડ ઓર મોડિફાય એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
ક્લોરીન પરમાણું ને બદલવા માટે ટર્મિનલ પરમાણું પર ક્લિક કરો
નવું સ્ટ્રક્ચર મેળવ્યું છે તે છે 12 ડાઇક્લોરોઇથેન
ચાલો સ્ટ્રક્ચરની નીચે તેનું નામ લખીએ
એડ ઓર મોડિફાય એ ટેક્સ્ટ ટૂલ પર ક્લિક કરો
ટેક્સ્ટ ટૂલ્સ પ્રોપર્ટી પેજ ખુલે છે
સ્ટ્રક્ચર નીચે ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
તમે જોઈ શકો છો કે બોક્ક્ષ અંદર લીલા રંગનું કર્સર બ્લીંક કરી રહ્યું છે
બોક્ક્ષ અંદર ટાઈપ કરો 12 ડાઇક્લોરોઇથેન
ટેક્સ્ટ ટૂલ્સ પ્રોપર્ટી પેજને બંદ કરવા માટે સિલેક્ટ ઓને ઓર મોરે ઓબ્જેક્ટ્સ પર ક્લિક કરો
આગળ પ્રોપેન સ્ટ્રક્ચરમા મધ્યસ્થ કાર્બન પરમાણુને ઓક્સીજન ઓક્સીજન પરમાણુ થી બદલો
કર્સરને પ્રોપેન સ્ટ્રક્ચરના મધ્યસ્થ પરમાણુ પાસે મુકો
કેપિટલ ઓ દબાઓ
ઓ અને ઓએસ સાથે સબમેનુ ખુલે છે
ઓ પસંદ કરો
કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ ઓક્સીજન પરમાણુ થી બદલાશે
નવું મેળવેલ સ્ટ્રક્ચર ડાઇમિથાઇલથર
ડાઇ મિથાઈલ ઇથર છે
ચાલો તેનું નામ સ્ટ્રક્ચર નીચે લખીએ
એડ ઓર મોડિફાય એ ટેક્સ્ટ ટૂલ પર ક્લિક કરો
સ્ટ્રક્ચર નીચે ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
બોક્સ માં ટાઈપ કરો ડાઇમિથાઇલથર ડાઇ મિથાઈલ ઇથર ચાલો ફાઈલ ને સેવ કરીએ
ટૂલબાર પર સવે થે કરન્ટ ફાઇલ આઇકન પર ક્લિક કરો
સવે એએસ ડાઈલોગ બોક્સ ખુલે છે
ફાઈલ નેમ chloroethane એથર
ક્લોરો ઈથેન ઇથર તરીકે સેવ કરો
સવે બટન પર ક્લિક કરો
વિન્ડો બંદ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો
અહી અસાઇનમેન્ટ છે
એથને અને પેન્ટને સ્ટ્રક્ચર દરો
ઈથેનનું એક કાર્બન પરમાણુ ને બીઆર થી બદલો
પેન્ટેનના ટર્મિનલ કાર્બન ને આઇ સાથે બદલો
તમારું બનેલ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ
હવે હું એલ્કાઇલ ગ્રુપ્સ અલ્કાઈલ ગ્રુપ ને સમજાવીશ
અલ્કાઈલ ગ્રુપ એ અલ્કેનનો ભાગ છે
ઉદાહરણ તરીકે મિથાઇલ ચ3 મિથાઈલ એ મેથાને ચ4 મીથેન નો ભાગ છે અલ્કાઈલ ગ્રુપના ક્રમિક સભ્યો ચ2 ગ્રુપ થી અલગ હોય છે
હોમોલોગ્સ ના અલ્કાઈલ ગ્રુપની શ્રેણી છે
મિથાઇલ ચ3 મિથાઈલ ઇથાઇલ c2હ5 ઈથાઈલ પ્રોપાઇલ c3હ7 પ્રોપાઈલ બ્યુટાઇલ c4હ9 બ્યુટાઈલ વગેરે
મેં હેપ્ટને હેપટેન સ્ટ્રક્ચર સાથે નવી જીચેમ્પેઇન્ટ એપ્લીકેશન ખોલી છે
હવે હું બતાવીશ કે કાર્બન ચેન ની સ્થાનઓ ને કેવી રીતે સંખ્યાકીત કરીએ
ક્રમાંકન ચેન ની સ્થાન ઓળખવામા મદદ કરે છે
એડ ઓર મોડિફાય એ ટેક્સ્ટ ટૂલ પર ક્લિક કરો
પ્રથમ ચેનની સ્થાન પાસે ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
લીલા બોક્સમા 1 દાખલ કરો
આગળ બીજી ચેન ની સ્થાન પાસે ક્લિક કરો
બોક્સમા 2 દાખલ કરો
તેજ રીતે હું ચેન ની અન્ય સ્થાનઓ ને પણ અંકિત કરીશ જેમ કે 3 4 5 6 અને 7
હવે અલ્કાઈલ ગ્રુપનો ઉપયોગ કરી હેપ્ટને હેપટેન વિવિધ સ્થાનઓ પર શાખાઓ બનાવો
ચાલો ત્રીજા સ્થાન પર મિથાઇલ ગ્રુપ્સ મિથાઈલ ઉમેરીએ
એડ એ બોન્ડ ઓર ચાંગે થે મલ્ટિપ્લિસિટી ઓએફ એક્સિસ્ટિંગ ઓને ટૂલ પર ક્લિક કરો
સ્થાન પર ક્લિક કરો
પરમાણુમાં થતા ફેરફારની નોંધ લો
ચાલો ઇથાઇલ ગ્રુપ ઈથાઈલ ગ્રુપ ને પાંચમાં સ્થાન પર ઉમેરીએ
એડ એ ચેઇન ટૂલ પર ક્લિક કરો
સ્થાન પર ક્લિક કરો
આગળ હું બધા સ્થાન પર પરમાણુ ને દ્રશ્યમાન કરીશ
સ્થાન પર જમણું ક્લિક કરો
સબમેનુ ખુલે છે
એટોમ પસંદ કરો અને પછી ડિસ્પ્લે સિમ્બોલ પર ક્લિક કરો
આજ રીતે હું અન્ય સ્થાન પર પરમાણુઓ દ્રશ્યમાન કરીશ
હવે આપણે જોશું કે એક સ્થાન પર આપણે કેટલી વખત શાખા બનાવી શકીએ છીએ
એડ એ બોન્ડ ઓર ચાંગે થે મલ્ટિપ્લિસિટી ઓએફ એક્સિસ્ટિંગ ઓને ટૂલ પર ક્લિક કરો
ચોથા સ્થાન પર ક્લીક કરો ફરીથી ક્લિક કરો
કાર્બન ચેનમાં શાખા બનતા જુઓ
ત્રીજી વખત ક્લિક કરીને જુઓ
આપણને શાખા બનતી નહી દેખાય
નોંધ લોકો કે દરેક સ્થાન પર શાખા બનાવું ફક્ત બે વાર જ શક્ય છે
આવું એટલા માટે કારણકે આ કાર્બન્સ ટેટ્રા વેલેન્સી ને સંતોષ કરે છે
ફાઈલ સેવ કરવા માટે CTRL એસ
સવે એએસ ડાયલોગ બોક્સ ખુલે છે
ફાઈલ નામ એલ્કાઇલ ગ્રુપ્સ તરીકે દાખલ કરો
સવે બટન પર ક્લિક કરો
ચાલો આપણે શું શીખ્યા તેનો સારાંશ લઈએ આપણે શીખ્યા સંયોજનો ના સ્ટ્રક્ચરને ઉમેરો અને ફેરફાર કરતા વર્તમાન એલિમેન્ટ બદલાતા એલ્કાઇલ ગ્રુપ્સ ઉમેરતા કાર્બન ચેઇન ને ઉમેરો અને ફેરફાર કરતા
અસાઇનમેન્ટ છે ઓક્ટેન ઓક્ટેન સ્ટ્રક્ચર દોરો
ચેનના ચોથા અને પાંચમાં સ્થાન પર પ્રોપાઇલ અને બ્યુટાઇલ ગ્રુપઓ ઉમેરો
તમારું બનેલ અસાઇનમેન્ટઆવું દેખાવું જોઈએ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
httpspoken tutorialorgWhat is a Spoken Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો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
httpspoken tutorialorgNMEICT Intro આ આપણને ટ્યુટોરીયલના અંતમા લઇ જશે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
જોડાવા બદલ આભાર